ને ખુબ સરસ પેન્ટિંગ નો પણ ફોટો પાછળ આપેલો છે.

આ ઈમેજ એક હોટલ ની ઈમેજ છે જ્યાં હોટલ માં એ_સી પણ છે અને ટી_વી પણ છે.

ભગવાનનો ફો મૂર્તિ મીકેલી છે બૌ બધા ભગવાનની મૂર્તિ મીકેલી છે અને પૂજારી પૂજા કરી રહ્યા છે અને અગ્નિ પણ છે.

બાસ્કેટ પણ દેખાય રહી છે પાછળ બે ભાઇ એક ભાઈ પણ ઉભો છે અને એક નાની છોકરી પણ ઊભેલી દેખાય રહી છે.

અને રંગ બેરંગી દીવાલ પણ છે ને સીડીઓ પણ આપેલી છે.

ત્યા એક માણસ તેન સવારી ચલાવી રહ્યો છે ને કોઈએ હેલ્મેટ પેર્યુ નથી.

અને બૌ બધા ઝાડ પણ દેખાય રહ્યા છે અને એક વ્યક્તિ પણ દેખાય રહ્યો છે.

અને ગ્લૂ ની ડબ્બી પણ દેખાય રહી છે અને બો બધા ડ્રોવર પણ દેખાય રહ્યા છે.

આ ઈમેજ માં એક કાર દેખાઈ રહી છે કાર ની પાછળ બહુ બધા વ્હિકલ્સ પડેલા છે અને નાની નાની દાળખીઓ પણ આ દેખાઈ રહી છે.

અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પુરસ્કાર આપતા હોય--

એની નીચે બે વ્યક્તિ એક બીજા જોડે વાત કરતા હોઈ તે પણ દેખાય રહ્યુ છે.

આ ઇમેજ માં બે પક્ષીઓ દેખાઈ રહ્યા છે અને આની આજુ બાજુમાં બૌ બધા ઝાડ પણ દેખાઈ રહ્યા છે.

આ ફોટો માં બૌ બધા ભગવાનની મૂર્તિ લગાવેલી છે અને ત્રણ લોકો નીચે બેસીને પ્રાર્થના કરી રહ્યા છે.

અને એક ભઈ ખુરચી પર બેસેલો છે અને બેસવા માટે બો બધી ખુર્ચિઓ આપેલી છે.

સોફા પણ છે અને ચેર પણ છે ને એક ટેબલ ઉપર પુસ્તક અને--

મેકેલી છે અને પાછળ લેમ્પ પણ છે ને દીવાલ પર બ્યુટીફુલ વોલપેપર લગાવેલુ છે.

આ ઇમેજ મા બો બધી બેસવા માટેની સીટો મૂકેલી છે જેમા ચાર લોકો--

અને આજુબાજુમાં નાના નાના વૃક્ષ પણ વાવેલા છે.

આ ઇમેજ મા બો બધા ટેબલો દેખાય રહ્યા છે અને--

આ ઈમેજ એક નર્સરી ની ઈમેજ છે જ્યાં બો બધા છોડ--

આ ઇમેજ મા એક પ્લેગ્રાઉન્ડ આપેલુ છે અને પ્લેગ્રાઉન્ડ ની પાછળ બો બધી બિલ્ડિંગો આવેલી છે.

લાઈન માં ઉભા રહ્યા છે અને ટિકિટ લય રહ્યા છે.